બે દુકાન દેખાઈ રહી છે જેમાં એક સલૂન ની દુકાન અને એક મશીનરીઓ ની દુકાન છે.

અને બે ટેબલો દેખાય છે ટેબલ પર ટમેટા સોસ ની બોટલ દેખાય છે.

મંદિરની આગળ કેટલાક માણસો દેખાય છે મંદિરમાં લાઈટ છે.

નીચે સેડ નેટ પાથરેલી દેખાય છે અને લાલ કલર નું કપડું પણ પાથરેલું દેખાય છે.

લાલ બ્લુ અને કાળી દેખાય છે અને એક માટલો દેખાય છે જેના પર ગ્લાસ મુક્યો દેખાય છે.

આ નંબર સોળ કે એવો દેખાય છે જે યાદગાર ચિકન સેન્ટર લખેલ દેખાય છે.

તેના પર સોલર અને વ્યક્તિ પાણીની ટાંકી અને ટી_વી ની ડીશ દેખાઈ રહી છે.

કેકનું વર્ણન ઘર તળાવ તેમાં બે હંસ અને રસ્તો તથા જંગલ દેખાય રહ્યું છે.

ચાઈની કેટલી અને બે પંખા દેખાય છે અને કપ પણ ટાંગેલા દેખાય છે.

એક ગનપતિની મૂર્તિ દેખાય રહી છે અને દરવાજા પાસે બુટ ચમ્પલ તથા પ્લાસ્ટિક દેખાય રહ્યા છે.